એ, ઈન્ડિયા બી, ઈન્ડિયા સી, ઈન્ડિયા બ્લૂ, ઈન્ડિયા રેડ એવી ટીમમાં તમને સિલેક્શન કરવામાં આવે છે. એમાં સારું પ્રદર્શન કરવામાં આવે છે. જેમાં ઈન્ડિયા એ ફર્સ્ટ ટીમ ગણવામાં આવે છે. ઈન્ડિયા ની ટીમ સાથે બહારની કન્ટ્રીઓની બાંગ્લાદેશ એ, ઓસ્ટ્રેલિયા એ, ન્યૂ ઝીલેન્ડ એ, એમની ટીમ સાથે એમણે ઈન્ટરનેશનલ ગેમ રમવાની હોય છે.

તેને મેચ પ્રમાણે કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટ પ્રમાણે, આ કોન્ટ્રાક્ટ પ્રમાણે જોવા જઈએ તો આ કોન્ટ્રાક્ટ પ્રમાણે જોવા જઈએ તો ઈન્ડિયામાં ઘણા બધા એવા ખેલાડીઓ છે જે ઈન્ડિયામાં રેગ્યુલર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ મેચ રમવાની તક મળે છે. જેથી આપણા ઈન્ડિયામાં જે ઈન્ટરનેશનલ મેચ થઈ તે રેગ્યુલર રમવા માગો છો તો તમારે કોઈ પણ મોકામાં ડેબ્યૂ મેચ થાય તેમાં તમારે સારું પ્રદર્શન કરવું પડે. સારાં પ્રદર્શન કરવાની સાથે જ તમને કોન્ટ્રાક્ટ બેઝ પર ઈન્ડિયા તરફથી રમવા મળે છે. ઈન્ડિયા તરફથી રમવાની સાથે જ તમને પુરસ્કારો પણ મળે છે. એવોર્ડ્સ પણ મળે છે, પ્રાઈઝ પણ મળે છે અને ઈન્ડિયા માટેની જર્સી પણ તમને મળે છે. આ રમવા માટે ખેલાડીઓએ રાત-દિવસ એક કરવી પડે છે. ઈન્ટરનેશનલ મેચ રમવા માટે અલગ અલગ વિદેશમાં, અલગ અલગ કન્ટ્રીઓમાં પર્યટન કરવું પડે છે, જેથી કોઈ વિદેશી ટીમ ઈન્ડિયામાં પણ આવે છે અને ઈન્ડિયામાંથી કોઈ ઈન્ડિયાની ટીમ વિદેશમાં પણ જઈ શકે છે. જેથી તેમને ઈન્ટરનેશનલ ક્રિકેટનો એક લાભ મળે છે. દુનિયા તમે ફરી શકો છો. ક્રિકેટના નામે. જે ઈન્ડિયાની ક્રિકેટ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તમારે ઘણી બધી ફિટનેસ જરૂરી હોય છે. જેમાં જોવા જઈએ તો સલ્ફર સિક્સ, ફોર બાય વન, જેવી ફિટનેસને પાસ કરીને તમે ઈન્ડિયામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી શકો છો. તેના માટે તમે ઈન્ટરનેશનલ કોઈ સિસ્ટમને રજૂ કરવામાં આવે છે. મોટો મોટો ફાયદો મળે છે તમને જેથી ક્રિકેટ રમવું એ સહેલું નથી પરંતુ બહુ હાર્ડ છે. તેથી તમે ક્રિકેટર બનવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે, મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે તમે ક્રિકેટર બની શકો છો. ઈન્ડિયામાં ક્રિકેટર રમવા માટે ઘણા બધા દિવસેને દિવસે નવા નવા ખેલાડીઓ આવતા રહે છે. જેથી ક્રિકેટર બનવું એ એક મોટી કળા છે. ક્રિકેટર બનતાંની સાથે જ તમારું દેશમાં નામ બને છે. તમે દેશનું નામ બનાવો છો, જેથી દેશને પણ તમારા પર પ્રાઉડ થાય છે. તમને તમારા માતા-પિતાને પણ તમારા પર પ્રાઉડ થાય છે. ક્રિકેટની વાત નથી, પરંતુ ઓલ સ્પોર્ટમાં તમારે રુચિ ધરાવવી પડે. રુચિ ધરાવવાની સાથે જ તમારે તમારું પ્રદર્શન પણ આપવું પડે છે. મહેનત કરવાથી તમારી રૂચિ વધે છે અને રુચિ વધવાને કારણે જ તમે આગળ વધો છો. જેથી આપણે જે સ્પોર્ટમાં જવું હોય તે સ્પોર્ટમાં રુચિ ધરાવવી જોઈએ. એ રૂચિ ધરાવતાની સાથે જ તેમાં મહેનત કરવી જોઈએ. મહેનત માટે સચિન તેંડુલકર જાણીતા છે અને એમ. એસ. ધોની પણ જાણીતા છે. તેમની કહાનીઓ પણ તમે સાંભળી હશે. જેથી તમે સ્પોર્ટમાં જવા માટે તમારે ત્રણથી ચાર કલાક તો રોજનો વ્યાયામ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે, ફિટનેસ જાળવવી પડે, આડી-અવડી કોઈ વસ્તું ન ખાવી જોઈએ, ત્યારે તમે એક મહાન ક્રિકેટર બનો છો. જેથી ક્રિકેટર બનવા માટે તમારે ઘણી મહેનત કરવી પડે છે. રાત-દિવસ એક કરવો પડે છે. ખૂબ જ મહેનત કરવી પડે છે. ત્યારે તમે ક્રિકેટર બની શકો છો. દરરોજ કેટલાક લોકો ક્રિકટ રમવા ઈચ્છે છે, પરંતુ બધાની ઈચ્છા પૂરી નથી થતી. જેથી મહેનત કરવાથી પૂરી થાય છે. નમસ્કાર મારુ નામ છે. આજે આપડે વાત કરવા ના છે વૃદ્ધિ અને વિકાસ સંગતે પ્રસ્તાવના ની અંદર આર્થિક વિકાશ સાધવો વિશ્વ ના દેશો નો આજે સોઉથી મહત્વપૂર્ણ ધયેય છે અને તેમાં બીજા વિશ્વ યુદ્ધ પછી આર્થિક ચિંત કેન્દ્ર બિંદુ તરીકે તેને ગણાવવામાં આવ્યું છે ઓગણીસો ચાલીસ ઓગણચાલીસ થી ઓગણીસો ચુમ્માલીસ ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશો એ તેમની બેકારી ગરીબી અસમાનતા ભૂખમરા ની સમસ્યા ને ઉકેલવ માટે ઝડપથી આર્થિક વિકાસ ઉપ્પર ભાર મુક્યો ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ પ્રચલિત બન્યો છે વિકાસના દેશો એ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશો ની સરખામણી માં માથાદીઢ આવક ના તફાવત ને ઘડવાનું અને જીવનધોરણ ને ઉંચુ લઇ જવા નક્કી કરીએ ત્યારબાદ આ દેશો આર્થિક વિકાસ માટે પોતાની જાગૃતિતા આવી છે તેમ કહી શકાય અત્રે એપણ યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસ ની જરૂરિયાત માત્ર પૂરતી સીમિત જ નથી વિકસિત રાજ્ય માં જુદા જુદા કારણોસર તે કેટલા તીવ્ર પ્રમાણ માં જોવા મળે છે અસમાન આર્થિક વિકાસ દ્વારા ગરીબી બેકારી ઘટાડીને પ્રજા નું જીવનધોરણ સુધારવાનો ઉદેશ્ય ધરાવે છે તો અવિકસિત રાજ્યોની આર્થિક વિકાસ હેતુ જીવનધોરણ જાળવી રાખવા નો છે જેથી તેનું તેમનું ઉંચુ જીવનધોરણ જળવાઈ રહે આ રીતે જોતા આર્થિક વૃદ્ધિ દર ની જાળવણીએ વિકાસદેશો નો પ્રશ્ન છે જયારે ઝડપથી આર્થિક વિકાસ એ વિકાસમાં દેશની પ્રથમ આવશ્યકતા જરોરિયાત છે સામાન્ય રીતે આર્થીક વિકાસ અને વૃદ્ધિ બંને ને સમાન ગણવા માં આવેછે ભુતકાળ માં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ એકબીજાના નીછુંટ વાપરતા હતા પરંતુ કેટલાક કરતા તેઓ વારસો થી આર્થિક વિકાસ અને આર્થિક વૃધ્ધી બંને ને જુદા જુદા ગણે છે શ્રીમતી ઉસતુલ્લાહ વિકાસમાં દેશના આર્થિક પ્રશ્નોનું નીકરણ અને આર્થિક વિકાસ છે ત્યારે વિકસિત દેશો નું આર્થિક પ્રસ્નોનું નીકરણ આર્થિક વૃદ્ધિ છે વૃદ્ધિ અને આર્થીક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ ના સમયે લાંબાગાળા દરમ્યાન અર્થતંત્ર માં ચીજવસ્તુ ના કુલ ઉત્પાદન માં થતા વધારાના સાથેનાસબંધ બરોબર. આર્થિક વૃદ્ધિ, વાસ્તવિક રાષ્ટ્રીય આવક વાસ્તવિક માથાદીઠ આવક માં નિયંત્રણ ઘટાડો છે આ વૃદ્ધિ માટે જમીન મૂડી શ્રમ નિયોજન શક્તિ જેવા ઉત્પાદન ના સાધનો પુરવઠા અને ગુણવત્તા માં થતો વધારો જવાબદાર હોય છે બીજા શબ્દો માં કહીએ તો ઉત્પાદન સાધનોની ઉત્પાદકતા વધારવાની જવાબદાર હોય છે ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદન સાધનો ના પુરવઠા તેમની પ્રત્યે વધારો થતો હોય સાધનો ની ઉત્પાદક કાર્યશ્રમ વધતી હોય અને તેનાથી વાસ્વિક રાષ્ટ્રીય આવક અને વાસ્વિક માથાદીઢ આવક વધતી હોય છે ત્યાં આર્થિક વૃદ્ધિ છે તેમ કહી શકાય આમ આર્થિક વૃદ્ધિ પરિણાત્મક પરિવર્તન છે અને આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન થી રાષ્ટ્રીય પેદાશ માં દર વર્ષે થતો વધારો દરસાવે છે જેના દ્વારા દેશનું આર્થિક સ્થિતિ નું ચિત્ર રજુ થાય છે દુનિયા ના બે દેશો વચ્ચે ની આર્થિક સરખામણી નું મૂલ્યાંકન કરવા માં આવે પણ તે ઉપયોગી સાબિત થાય છે વ્યાખ્યાઓ આથી વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવક નો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ નો અને સેવાઓ નો કુલ ઉત્પાદન માં થતો વધારો બીજી વ્યાખ્યા કહીએ તો પ્રજા ને વધુ ને વધુ વૈવિધ્ય પૂર્ણ આર્થિક ચીજવસ્તુઓ નો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિ માં લામ્બાગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે આર્થિક વૃદ્ધિ ની ખ્યાલની મર્યાદા પહેલું આર્થિક વૃદ્ધિ માં માત્ર પતિનાત્મક પરિવર્તનો જ ધ્યાન માં લેવાય છે બીજું આર્થિક વૃદ્ધિ માં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસકે અને મનો વૈજ્ઞાનિક વલણો નો યથાવત રહે છે ત્રીજું આર્થિક વૃદ્ધિ નો સાલ માર્યાદિત છે જે માત્ર ઉત્પાદન માં થતો વધારો અને વધારાનું પ્રમાણ દાર્શવે છે ચોથું લોકોનું કલ્યાણ અને તેમાં થતું ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિ નો ખ્યાલ ખુબ ઉપયોગી બનતો નથી આર્થિક વિકાસ નો અર્થ આર્થિક વિકાસ નો અર્થ વિકાસ એટલે આર્થિક વિકાસ એટલે એશિયા આફ્રિકા અને લેટિન અમેરિકા ના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે જયારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે આર્થિક વિકાસ ખરેખર એ પ્રક્રિયા છે આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવા નું સાધન છે જેથી આર્થિક વિકાસ નો શબ્દ વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસ માં આર્થિક વૃદ્ધિ આર્થિક સુખાકારી આર્થિક પ્રગતિ પણ સામે શકાય આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક સાથે આવક ને માથાદીઠ આવક વધે છે પણ આર્થિક વિકાસ એ ગુણવત્મ્ક ફેરફારો નથી તેમાં આવતો એક વધારાનો ગુણવાત્મક ફેરફાર થઇ શકે છે વિકાસ વૃદ્ધિ કરતા વિશેસ છે બવ મોટી ક્રિયા છે આ વિકાસ ની પ્રક્રિયા દરમ્યાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે આર્થિક પ્રગતિ સાથે સામાજિક ક્ષેત્ર માં પણ પ્રગતિ થાય છે સામાન્ય રીતે રાષ્ર્ટીય આવક નું માળખું બદલાય છે આથી આવક માં થતી ક્ષેત્ર માં ટકાવારી ફાળો ઘટે છે ઉદ્યોગ અને સેવા ના ક્ષેત્ર માં ફાળો વધે છે તેથી પ્રચ્છન્ન બેકારી ધરાવતા જેમાં કોઈ અન્ય ક્ષેત્ર માં રોજગાર મળે છે આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે જેનાથી સમય અને ખર્ચ બચે છે નવા બિયારણો શોધાય છે પરિણામ ઉત્તર અને સંસદીય માળખું બદલાય છે આ બધા માળખાકીય પરિણામ ને કારણે ગરીબી બેકારીની અસમાનતા ઘટે છે વ્યાખ્યાઓ માઈકલ

આવક ની વહેંચણી બધી અસમાનતા ધારણ કરી ના શકે તે સરતો આજે દેશ માં માથાદિથ વાસ્તિક અવાક માં લાંબાગાળા સુધી વધારો જન્માવે છે ત્રીજું શું હોય છે આ વ્યક્તિ હોય છે પરંતુ ઉત્પાદન માં સાધનો નો ફેરફાર થવાથી એવી પ્રક્રિયા છે જેના લીધે માથાદીઠ આવક માં સતત વધારો હોય છે લોકોનું જીવનધોરણ ઉંચુ થતું જાય છ અને આર્થિક વિકાસ થઇ રહ્યો છે તેમ કહી શકાય પાછળ નો અવાજ

પણ તે જાળવી રાખવાનું મુશ્કેલ છે સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે સમય જતા વિકાસની પ્રક્રિયા ધીમી પડે બીજું પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે આર્થિક વિકાસમાં ઉત્પાદન વધારો એટલે પરિણાત્મક અને સંશોધનકારક વસ્તુની ગુણવતા માં વધારો જેવા કે પરિવર્તનો પણ થાય છે પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે ત્રીજું માંગ માં પરિવર્તન આવે છે વિકાસ થવાથી લોકોની અવાક વધે છે બરોબર નીતિ બદલાય છે પરિણામ ની માંગ બદલાય છે વિકાસની શરૂઆત ની તબક્કા માં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપથી વધે છે ત્યારબાદ મોજશોખ અને સુખસગવડ ની વસ્તુઓની માંગ વધે છે ચોથું ક્રમની ગતિશીલતા વધે છે વિકાસના કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે પાંચમું માં થતો વધારો વિકાસની જુદી જુદી વસ્તુઓ માં માંગ વધે છે નવા આગળ આવે છે જેથી મુડીક્ષેત્ર માં મૂડીરોકાણ ના દર માં મોટો વધારો થાય છે છઠ્ઠું ટેકનોલોજી માં ફેરફાર વિકાસ થતા અગ્નિ અને પાણી ઉપ્પર આધારિત ટેકનોલોજી બદલાય છે કોલસા લોખંડ ઉપ્પર આધારિત ટેકનોલોજી અપનાવવામાં વિકાસ બને છે અમુક તબ્બકા બાદ વિકાસ ની પ્રક્રિયા ભેગું હોય છે આર્થિક વિકાસ ના ખ્યાલો ની મર્યાદાઓ પહેલું આર્થિક વિકાસ ની પ્રગતિ શકે છે આથી બાબતો ની સ્થિતિ દર્શાવી શાકે છે પરંતુ તે સાચા અર્થ માં માનવવિકાસ ની ચર્ચા કરી શકતું નથી માનવપ્રગતિ નું માપદંડ બની શકતું નથી બીજું આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિ ની જેમ માપી શકાતું નથી આર્થિક વિકાસ ને માપવા નું કાર્ય ખુબ જ મુશ્કેલ છે કારણ કે આર્થિક વિકાસમાં સમાજ માં આવેલા પરિવર્તનો પણ સમાવેશ થાય છે જેનું માપ કાઢવાનું ખુબ કાર્ય મુશ્કેલ છે ત્રીજું આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઉંચુ આવે છે આજે ભારત માં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણ માં ખુબ સારો સુધારો થયો નથી એટલે વિકાસ એટલે જીવનધોરણ માં સુધારો એવું કહી શકાય નહિ વૃદ્ધિ અને વિકાસ વચ્ચે નો તફાવત આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતા કંઈક વિશેસ છે આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્ર આવક વધે છે પરંતુ અર્થતંત્ર ની ક્ષમતાઓ માં પરિવર્તન આવતા નથી લોકો ના મનોવરણ બદલાતા નથી જયારે આર્થિક વિકાસમાં અર્થતંત્ર ની આવકમાં વધારા ની સાથે અર્થતંત્ર નું માળખું લોકોના મનોવરણ બદલાય છે આથી એ જણાવ્યું છે કે વિકાસ એટલે વૃદ્ધિ અને પરિવર્તન. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે ના તફાવત આર્થિક વિકાસ ના નિર્દશકો દેખમાં આર્થિક વિકાસ થયો છે પણ કઈ રીતે, જો થયો હોય તો એ કેટલી ઝડપથી થયો છે, દેશમાં આર્થિક વિકાસ ની ચર્ચા કેટલી છે તે જણાવવા તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાન માં લેવા પડે છે આવા પરિબળો કે જે બાબતો ના આર્થિક વિકાસના નિદર્શકો માપદંડો કે ધોરણ તરીકે ઓળખવામાં આવે છે આર્થિક વિકાસનો દર આર્થિક વિકાસની કક્ષાને માપનાર પરિબળો જેવા કે તેમના તેમને સંખ્યા કે આંકડા માં રજુ કરી શકાય તેથી આર્થિક વિકાસ ના નિદર્શકો બે સમયગાળા વચ્ચે ના બે દેશો કે રાજ્યો ની આર્થિક વિકાસની તુલનામાં થઇ શકે છે

ok mem તમારે grandmother ની age શું છે? seventy six ok mem અને ઈ મતલબ હાલવા ચાલવા comfortable છે કે એમના માટે support જોશે?

ok અને mem બીજું ઈ કે એમને કોઈ medical situation જેવી બીજા કાઈ complication છે કે પછી બાકી બધું normal છે. ok તો mem તમારે અમારી પાસે બે option છે એક તો અમારી પાસે nursing staff છે કે જે medically પણ ઈ લોકો મતલબ they are like staff કે અમે ઈ hospital માં પણ supply કરીએ છીએ અને આવી રીતે જેમના ઘરે patient હોય તો ઈ લોકા માટે પણ supply કરીએ છીએ ઈ લોકા મતલબ they are kind of doctor એમને બધી જણ્કારી હોય છે તો અને બિજા એવી type ના છે કે they are just kind of caretaker મતલબ કઈ બી હોય તો એમનું ધ્યાન રાખવા માટે અમે માણસો supply કરીએ છીએ જેમ કે કાફી ઘણા બધાના એવા હોય છે જે old age હોય છે કે એ લોકો ને આહા ઘરે કે એ લોકો ને support માટે એક માણસ જોઈ continuously ચોવિસ કલાક રખ્વાનો હોય કે એને નવડાવા ધોવડાવવા માટે કે એનુ ખાલી medicine દેવનુ

તો એમાં થી તમારે કઈ option માટે જાઉં છે તમારે nursing staff જોઇશે કે પછી આવા કેરેટેક્ર્સ જોઇ છે?

cookingmem i નઈ કરી આપે કારણ કે ઈ mostly they are nursing staff રાખ્યો એ આ બધું ધ્યાન રાખી શકે પણ જે caretaker છે ઇ તમને cooking પણ કરી આપશે તો એવી type નાં option છે કે જે cook પણ કરી શકતા હોય હા prescribe medicine તમારી એવુ હસે ને તો તમરે એક એક બે દિવસ જયારે તમે હોય ત્યારે ઈ તમારી ભેગા રયે અને જે કાઇ ભી એમનુ routine હોય તો ઈ રીતનું ઈ બધું planout થઇ જાય એ લોકો ને ખબર પડી જાય તો તમે કયારે plan કરો છો મતલબ કે કયારથી તમારે જોઈએ છીએ અને કેટલા time માટે?

હા અને તમારે ચોવીસ કલાક માટે ઘરે જ રાખવાના છે right તો mem અમુક policy છે તો તમારે caretaker માં જાઉં છે ને. હા તમે caretaker ને અમારે charge છે અ twenty four seven રેવાનો મહિના ના એ લોકો eleven thousand charge કરશે અને plus જે ખાવા પીવાનું ઘરે બનાવાસો તો ઈ તમારું મતલબ રહશે કે જે ખાવાનું બનવાનું હોય that will be handle by you ઠીક છે મતલબ એમની service ની eleven thousand છે તો ઈ ત્યાં રેસે ચોવીસ કલાક ત્ય રેહશે તો ધ્યાન રાખશે કરશે અને તમારી જે રીત ની તમારે મતલબ તમારી વાત ઉપરથી જે મને લાય્ગુ ઇ કોઈ ધ્યાન રાખવા વાળું જોઈએ છે.

આજ થી જ હવે available centre તો એ બેન નું નામ છે સોમાંબેન તો સોમાંબેન ને એવું હવે તો કાલે તમારી ઘરે મોકલી દઈશ મતલબ તમે એમની સાથે વાત કરી લ્યો તમે પણ જોઈ લ્યો તમને ફાવે છે કે નઈ right અને તમે એને કેસો ત્યારે એ તમારા ઘરે આવી જશે ત્યાર થી જે calculator કરવાનો ભાવ કર લેશે અને તમારે advance payment કરવું પડશે one month નું પછી જો exchange થાય તો ઈ પેલા તમારે payment કરી દેવાનું જેટલા દિવસ નું કરવું હોય ના ના ના ઈ પછી તમારે એ સાત દિવસ નું calculate થઇ જશે જે કાઈ પણ rate તો એવી રીતે તમારું પણ તમે તમે જેટલું અત્યારે કેશો એટલા દિવસ નું booking કરી રાખીસ તો બને તો તમને proper date મને કેસો તોય booking આવે એમને ક્યાંક એમને બીજે મારે મોકલવા પડે મતલબ એવી રીતે plan કરું પછી તમે એમ ક્યો એક મહિના પછી તમારે exchange કરવુ હોય પણ એના પછી ની મારે બીજી date આવી ગઈ હોય તો પછી મારે એમને withdraw કરવા પડે ઈ જગ્યા એથી હા મતલબ ધ last date કેવા માગું છુ તમારી જે last date હોય ઈ એક confirm કરી લેજો કે ક્યાર સુુુધી તમારે service જોઈ છે

હાહા ok બાર મે સુધી નુ આપડે booking રાખીએ ઠીક છે તો કાલે બેન આવી જશે એમનુ નામ સોમાબેન છે ફિફ્ટી યર્સ છે એમની આખી work details પણ તમારી પાસે આવી જશે ઈ આવું ઘણી વાર પેલા કામ કર્યું છે અને એમનું સારા nature ના છે બહુ એમને hindi gujrati બને ફાવે છે અને english પણ વાંચી શકે છે હા તો એમની work details તમને આખી mali કરી દઇસ અને તમને એમને રૂબરૂ પણ મળી લેજે હા ઠીક છે તો તમારું નામ address અને email id મને આપી દો અને પછી તમે એક aadhar card તમારું જે બી હોય તમારા જે ભી હોય કોઇ ભી તમારા family member નું એ મ્ને એક હા mali કરી આપજો બસ તમારું ખાલી મને હાહાહા તમારું ચાલશે no problem અને તમારું નામ શુ છે mem આખું નામ પિયા સર્વૈયા ok

અને ok અને mem તમારું હા તમારો email email address આપી દેજો ok પ્રિયા ડોટ સર્વૈયા seven seven six એટ ધ રેટ

ઠીક છે mem તો પછી આ તમારી બધી details આવી ગઈ છે હવે હું તમને બધી work details મોકલી દઉં છુ એટલે તમે એ પ્રમાણે aadhar card ની details મોકલી દો

આવી ગયો છે તમને મે તમને mali કર્યો તમને email હોયતો એમાંજ reply કરી દો ના ના મેમ એમાં તને નિશ્ચિત રો કારણકે એમાં register company છે તો એવું થશે નહિ કે અમે ગમે તેને મોકલીસું caretaker અને nursing staff અમે hospital માં પણ supply કરીએ છીએ અને આવી રીતે private ઘરમાં પણ supply કરીએ છીએ હાતો ઈ બાબતે તને નિશ્ચિત બધા verify અમારા છે employees તો એમાં તમારે problem નહિ રે આપની સંસ્થા નું નામ તો જાણેલુ જ હસે સોમાંબેન સોમાંબેન ચાર વર્ષથી કરતા આવે છે હા જયારથી એમના husband ગુજરી ગયા ત્યારથી પછી એમનેસેવા કરવી હતી

આ સસ્થા પેલા અમે બહુ nominal fee થી ચાલુ કર્યું તું પછી અમારે ખરાબ experience થયોપછી અમે proper fee ચાલુ કરી ઓંછા માં ઓંછા અગિયાર

payment detail તમે અત્યારે તમે g pay કરાવી શકતાં હોય તો g pay કરી દો એટલે mem હું તમને અમારો number આપી દઉં એ number માં સીધા transfer કરી શકો તો ઠોક નહીતર હું તમને account details પણ આપી દઉં હાતો આ number પર કરી દેજો હુંતમને number આપું છુ seven seven six three three one two eight eight ઠીક છે આ number પર તમે મને આ number ઉપર તમે hiii કરીને મોકલ જો તમને એક reply આવી જશે અને બસ આ number મોકલી શકો છો નામ રહેશે હા eleven thousand ભરવાના eleven thousand હા આવતા મહિનાના તમારા date આ દિવસ ની book થઈ ગઈ છે તો તમને next દસ તારીખ આસપાસ ગમેત્યારે કરી દેજો હા હા ત્યાં exchange offer હોય તો advance માં કેજો અમારે generally અમારે થઇ જાઈ છે તો

હા બેન આવી ગયા છે ok thank you તો તમને receipt હું email address right હા હા details અને receipt મોકલી દઈશ અને સોમાંબેન પરમા દિવસે આવી જશે મિત્રો, અહિંયા હું તમને કેટલીક વાત કરવાનો છુ. તમારી પાસે અહિંયા બે દ્રશ્યો છે. આ બંને દ્રશ્યોને તમારે નિહાળવાના છે. નિહાળવાથી એમાં શું થાય છે. એ તમારે અવલોકન કરવાનુ છે. મિત્રો બિલકુલ હું અહિયાં જોઈ રહ્યો છુ કે કમેન્ટની કમેન્ટની કેટલાક વિદ્યાર્થીઓ લખી રહ્યા છે. ખુબ સરસ રીતે લખાણ લખી રહ્યા છે. તો મિત્રો અહિયાં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 એવો ફેરફાર છે કે જેમાથી ઘન પદાર્થ એ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. હવે જો આ પ્રવાહીને પણ આપણે પાણીને પણ આપણે ગરમ કરીએ તો તો એની બાષ્પમાં રૂપાંતરણ પામશે એટલે કે વરાળ બનશે તો મિત્રો અહિંયા આપણે કહી શકીએ કે જ્યારે વરાળની અંદર આપણે કોઈ બહારના તત્વો લાગુ પાડીએ છીએ ત્યારે એમાં કોઈ ફેરફાર થાય છે અને ફેરફાર એક ફેરફાર એવો છે. કે પદાર્થની અંદર કેટલાક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 ને આ જે ભૌતીક ફેરફારો છે એ ભૌતિક ફેરફારો માં પદાર્થની અંદર એના સ્વરૂપમાં કોઈ ફેરફાર નથી થતો પણ ઘણી વખતે કોઈ પદાર્થ પર કોઈ બે પદાર્થ ત્રણ પદાર્થ પર કોઈ બીજી પ્રક્રીયા કરવામાં આવે ત્યારે એમા કેટલાક રાસાયણીક ફેરફારો પણ થતા હોય છે.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 તો મિત્રો આપણે અત્યારે આ ભૌતીક ફેરફારની તરફ ધ્યાન નઈ આપીએ કારણકે કે એ અગાઉ આપણે શીખી ગયા છીએ. હવે અત્યારે હાલ આપણે રાસાયણીક ફેરફારો ઉપર ધ્યાન આપીશુ. એટલે ઝડપથી આપણે જોઈશુ કે રાસાયણીક ફેરફારોને સમજવા માટે

રાસાયણીક પ્રક્રીયાઓ અને સમીકરણો આપણે એના વીશે વાત કરીશુ. પછી ટેક્સ્ટ બુક નું આપણે પેજ ખોલીશુ. તમને થતું હશે કે સાહેબ કેમ ટેક્સ્ટ બુક ખોલાવાનું કે છે વર્ગ ની અંદર તો અમને ટેક્સ્ટ બુક ખોલવા નથી દેતા પણ મિત્રો આપણે અત્યારે હાલ virtually જોડાયા છીએ ત્યાં આપણે પ્રત્યક્ષ હતા. ત્યાં તમને ના સમાજ પડી હોય તો અમે તરત ત્યાં સમજાવતા હતા. અહિયાં આપણે virtually જોડાયા છીએ. તમે ઘરે બેઠા છો ફોન થી. કે મોબાઈલ કે પછી લેપટોપ થી ભણી રહ્યા છો. virtually જોડાયા છીએ એટલે આપણાં બંને વચ્ચે લિન્ક તૂટે નહીં એટલા માટે અમે તમને પાઠ્ય પુસ્તક અહિયાં ખોલવાનું કહીએ છીએ. તો મિત્રો રાસાયણીક પ્રક્રીયાઓ

દૂધ સરસ મજાનું હોય અને ક્યાંક ગરમી ની અંદર રાખ્યું હોય ઉનાળાની ઋતુ હોય તો તો વધારે આવું થાય દૂધ બગડી જાય છે તો એને બીજા શબ્દો માં કહીએ દૂધ ફાટી ગયું તો દૂધ ફાટી જવાની ક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા છે જેની અંદર દૂધ માં જે lactose છે એનું lactic acid માં રૂપાંતરણ થાય છે આ ઉપરાંત લોખંડ ની વસ્તુ હોય અને કાટ લાગે છે. મિત્રો અહિયાં લોખંડ ને જ કાટ લાગે એવું નથી દરેક ધાતુ ને કાટ લાગે. કોઈ સક્રિય ધાતુ હોય એને વધારે કાટ લાગે કોઈ સક્રિય ઓછી હોય એને ઓછો કાટ લાગે આ ઉપરાંત દ્રાક્ષ નું આસમણ થવું દ્રાક્ષ ના આસમણથી એમાંથી ethenol પદાર્થ બને છે.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 ઘણા બધા ફેરફારો થતાં હોય છે. આ ઉપરાંત શ્વાસોશ્વાસ ની ક્રિયા દરમિયાન શ્વાસ અને ઉશ્વાસ ની જે ક્રિયા કરીએ છીએ આપણને લાગે કે શ્વાસ લીધો ઉશ્વાસ બહાર કાઢ્યો એ પણ ઘણી જટિલ પ્રક્રિયા છે. એની અંદર કાર્બન ડાયોક્સાઈડ અને ઑક્સીજન ની આપલે થાય છે એની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે તો મિત્રો ઝડપ થી આપણે તમારી નોટબૂક ને ખોલવાની છે ઝડપ થી તમારી નોટબૂક ખોલી કાઢો મિત્રો. તમારી નોટ ની અંદર તમારે આપણાં જીવન વ્યવહાર ની અંદર તમે જે જગ્યા એ રહો છો તમે જે વાતાવરણ માં રહો છો ત્યાં આગળ થતી રાસાયણિક પ્રક્રિયાઓ ની એક નોંધ કરવાની છે. મેં તો તમને રાસાયણિક પ્રક્રિયાઓ કહી આ સિવાય ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આસપાસ થતી હોય છે એ બધી પ્રક્રિયાઓ નું લિસ્ટ તમારે બનાવવાનું છે તમને થતું હશે કે સાહેબ અમને તો યાદ નથી આવતું કઈ વાંધો નહીં હું તમને એક પ્રક્રિયા યાદ કરવી દઉં. હમણાં કેરી ની સરસ મજાની સીઝન ગઈ અને અત્યારે હાલ કેટલાક ના ઘરે કેરી ખવાતી હશે કાચી કેરી છે એ કાચી કેરી જ્યારે પાકે છે ત્યારે સરસ મજાની પીળા રંગ ની થઈ જાય છે અને એનો સ્વાદ પણ બદલાઈ જાય છે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

લખી શકો છો કે આખું ગુજરાત મારી એ વાત સાંભળી શકે. તો મિત્રો ઝડપ થી તમે એ એ માહિતી જરા અમને મોકલી આપો okay હવે લાગે છે કે ઘણા મિત્રો એક બે ચાર પાંચ અમ ઉદાહરણો અંદર લખી કાઢ્યા હશે સારું ત્યારે આગળ જઈએ મિત્રો પાઠ્ય પુસ્તક છે તમારું એ પાઠ્ય પુસ્તક ને જરા તમે ખોલી દો પાઠ્ય પુસ્તક ને ખોલશો એટલે તમને અંદર જોવા મળશે કે આપણું પહેલું જ પ્રકરણ પહેલા જ પ્રકરણ ની અંદર આપણે જોયું પહેલું જ પ્રકરણ અને પહેલા જ પ્રકરણ ની અંદર આપણે જોયું પહેલી પ્રવૃતિ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 મેગ્નેશિયમ ની પટ્ટી ને આપણે હવામાં સળગાવીશું અને થતી રાસાયણિક પ્રક્રિયાનું અવલોકન કરીશું અહિયાં આપણે કેટલીક પ્રવૃતિ દ્વારા શિક્ષણ મેળવવાના છીએ. તો પ્રવૃતિ જ્યારે કરતાં હોઈએ ત્યારે પ્રવૃતિ દરમિયાન વપરાતા પદાર્થો નું એક યાદી બનાવીશું

તમારી નોટ માં લખવાની છે તો મિત્રો આપણે એક પ્રવૃતિ કરીએ મેગ્નેશિયમ ની પટ્ટી ને હવામાં સળગાવતા તમે કદાચ મેગ્નેશિયમ ની પટ્ટી ને જોઈ નહીં હોય મારી પાસે આ મેગ્નેશિયમ ની પટ્ટી છે મિત્રો તમે આ મેગ્નેશિયમ ની પટ્ટી જોઈ શકો છે કે આ મેગ્નેશિયમ ની પટ્ટી કાળા ભૂખરા રંગ ની છે હવે આ મેગ્નેશિયમ ની પટ્ટી ઉપર કાળો ભૂખરો રંગ કેમ આવે છે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 આ પ્રક્રિયા બહુ ધીમી હોય છે એટલા માટે લાંબા સમય આ પ્રક્રિયા થાય છે એટલે આ મેગ્નેશિયમ ઓક્સસાઇડ નું બારીક પડ ઉપર હોય છે એ આગળ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા થવા દેતું નથી એટલે આપણે એને બરોબર પેન પેપર થી તમારી પાસે પેન પેપર ના હોય તો કાચ પેપર થી કાચ પેપર ના હોય તો સરસ મજાનાં એક પત્થર ઉપર એને ઘસી કાઢવાનું, ઘસી કાઢ્યા પછી એકદમ ચકચકિત આપણને મેગ્નેશિયમ ની પટ્ટી દેખાશે અને મેં અહિયાં એક નાનકડો ટુકડો મેગ્નેશિયમ ની પટ્ટી નો એક ચકચકિત ટુકડો મેગ્નેશિયમ ને ઘસી ને તૈયાર રાખ્યો છે આ મેગ્નેશિયમ ની પટ્ટી એ છે એને આપણે બર્નર ની જ્યોત વડે સળગાવીશું અહિયાં મિત્રો અહિયાં મારી પાસે જે જ્યોત છે એ મેગ્નેશિયમ ધાતુ ને સક્રિય કરવા માટે દહન કરવા માટે અપૂરતું છે. ભાઈ આપણે જે સ્ટુડિયો માં છીએ એ સ્ટુડિયો ની અંદર fire alarm પણ મૂકેલા છે અને મેગ્નેશિયમ સળગે એટલે ધુમાડો ઉત્પન્ન થાય. તમને યાદ કરવી દઉં તારામંડળ તો તમે સળગાવ્યું જ હશે આ તારામંડળ છે એ મેગ્નેશિયમ ધાતુ માં થી બનાવવામાં આવે છે એની અંદર કેટલો બધો ધુમાડો નીકળે છે એટલે આ સ્ટુડિયો ની અંદર અત્યારે આ સળગાવું તો અહિયાં fire alarm વાગી જાય અને અત્યારે હાલ અહિયાં

મેગ્નેશિયમ ની પટ્ટી છે મિત્રો કાળા ભૂખરા રંગ ની છે આ મેગ્નેશિયમ ની પટ્ટી ને હવે આપણે સળગાવીએ છીએ તો મેગ્નેશિયમ ની પટ્ટી ને લાંબો સમય સુધી જ્યોત ની અંદર ધરી રાખીએ છીએ ત્યારે એમાંથી એ ઓક્સિજન ની હાજરી માં એનું દહન થાય છે અને ઓક્સિજન ની હાજરી માં દહન થતાં મેગ્નેશિયમ ની પટ્ટી કેટલી તેજસ્વી જ્યોત થી સળગે છે. એટલે અને સળગ્યા પછી ના પદાર્થ નું અવલોકન કરો.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 તો મેગ્નેશિયમ ની પટ્ટી નું હવામાં સળગાવીએ ત્યારે એમાંથી સફેદ રાખ રાખ જેવો જે પદાર્થ મળે છે આવે છે મેગ્નેશિયમ ઓસાઇડ.

બીજી પ્રવૃતિ આપણને શું કહ્યું છે તો તમે જોઈ શકો છો પ્રવૃતિ એક પોઈન્ટ એક પછી પ્રવૃતિ એક પોઈન્ટ બે. હવે આ પ્રવૃતિ ની અંદર તમારે બે પદાર્થો લેવાના છે. એક lead nitrate અહિયાં lead nitrate છે અને બીજું potassium iodide મિત્રો આ બંને પદાર્થો એવા હોય તે મારી પાસે અહિયાં છે તમે જોઈ શકો છો આ potassium iodide lead nitrate તમે જોઈ શકો એકદમ બારીક પાવડર જેવુ છે અને સફેદ રંગનો પદાર્થ છે. આ lead nitrate બીજો છે potassium iodide potassium iodide એ થોડો કરકરો છે મીઠું હોય ને એના જેવુ અને બંને પણ સફેદ રંગ ના છે. બંને પદાર્થો ને હું એક કસનળીની અંદર લઉં છું. એક કસનળીની અંદર હું potassium iodide લઉં છું બીજી કસનળીની અંદર lead nitrate લઉં છું આ બંને પદાર્થો તમે જોઈ શકો છો. કસનળી ની અંદર બંને પદાર્થો છે એ બંને પદાર્થો ને મેં લીધા છે હવે હું બંને પદાર્થ ની અંદર પાણી ઉમેરું છું અને બંને પદાર્થો નું હું જલિય દ્રાવણ બનાવું છું.